હેલ્લો એવરીબોડી
ક્ટર્ટલ માં ટર્ટલસ્ક્રિપ્ટ ના વ્યાકરણ માટેના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું ટર્ટલ સ્ક્રિપ્ટનું વ્યાકરણ અને if એલ્સે કન્ડીશન આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ ઓએસ આવૃત્તિ 1204 અને ક્ટર્ટલ આવૃત્તિ
081 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે
હું માનું છું કે તમને ક્ટર્ટલ સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે
જો નહિં તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ httpspoken tutorialorg જુઓ
ચાલો નવી ક્ટર્ટલ એપ્લિકેશન ખોલીએ
દશ હોમ ઉપર ક્લિક કરો
સર્ચબારમાં ક્ટર્ટલ ટાઇપ કરો
ક્ટર્ટલ આઇકોન ઉપર ક્લિક કરો
આપણે ટર્મિનલ નો ઉપયોગ કરીને પણ ક્ટર્ટલ ખોલી શકીએ છીએ
ટર્મિનલ ખોલવા માટે CTRLALTT એકસાથે દબાઓ
ક્ટર્ટલ ટાઇપ કરો અને ક્ટર્ટલ એપ્લીકેશન ખોલવા માટે એન્ટર દબાવો
પ્રથમ ટર્ટલસ્ક્રિપ્ટ જોઈએ
ટર્ટલસ્ક્રિપ્ટ એક પ્રોગ્રામિંગ લેન્ગવેજ છે
તે પાસે વિવિધ પ્રકારના શબ્દો અને ચિહ્નો છે જે વિવિધ હેતુઓ માટે વપરાય છે
તે ટર્ટલને શું કરવું તે માટે સૂચન આપે છે
ક્ટર્ટલ માં ટર્ટલસ્ક્રિપ્ટ નું વ્યાકરણ નીચેનું સમાવેશ કરે છે કમેન્ટ્સ કમાન્ડસ નમ્બર્સ સ્ટ્રીંગસ વેરીયેબ્લ્સ અને બુલિયન વેલ્યુઝ હવે આપણે જોશું નંબરો કેવી રીતે સંગ્રહ કરવા નંબર્સ નીચે આપેલમાં માં સંગ્રહ કરી શકાય છે મેથેમેટિકલ ઓપરેટરો કમ્પેરિઝન ઓપરેટરો અને વેરિયેબલ્સ સ્પષ્ટ વ્યુ માટે હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ
પ્રથમ ચાલો વેરિયેબલ્સ જોઈએ
વેરિયેબલ્સ શબ્દો છે ચિહ્ન સાથે શરૂ થાય છે ઉદાહરણ તરીકે a
એડિટરમાં તેઓ જાંબલી રંગ માં પ્રકાશિત થયેલ છે
એસાઈનમેન્ટની મદદથી ઇકવલ ટુ વેરિયેબલને તેના કન્ટેન્ટ આપવામાં આવે છે
વેરિયેબલ્સ નંબરો સમાવી શકે છે a100
સ્ટ્રીંગસ સમાવી શકે છે ahello અથવા બુલિયન વેલ્યુઝ જે ટ્રૂ અથવા ફળસે હોય છે atrue પ્રોગ્રામ જ્યાં સુધી એકઝીક્યુશન સમાપ્ત ન કરે અથવા જ્યાં સુધી તે બીજું કંઈક સાથે ફરીથી અસાઇન ન કરે ત્યાં સુધી વેરિયેબલ તેના કન્ટેન્ટ રાખે છે
ઉદાહરણ તરીકે આ કોડ ધારીએ
ચાલો ટાઇપ કરીએa 2004 b 25 પ્રિન્ટ a b વેરિયેબલ એ ને 2004 વેલ્યુ અપાયેલ છે
વેરિયેબલ બી ને 25 વેલ્યુ અપાયેલ છે
પ્રિન્ટ કમાન્ડ ટર્ટલને કેનવાસ પર કંઈક લખવા માટે કહે છે
પ્રિન્ટ કમાન્ડ ઇનપુટ તરીકે નંબર્સ અને સ્ટ્રીંગ લે છે
પ્રિન્ટ a b કમાન્ડ ટર્ટલને બે વેલ્યુઓને ઉમેરવા અને કેનવાસ પર તેમને પ્રદર્શિત કરવા માટે કહે છે
ચાલો કોડ સ્લો ઝડપથી રન કરીએ
2029 વેલ્યુ કેનવાસ પર પ્રદર્શિત થાય છે
ચાલો આગામી મેથેમેટિકલ ઓપરેટરો જોઈએ
મેથેમેટિકલ ઓપરેટરો નીચેનાનો સમાવેશ કરે છે સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે ક્લિયર કમાન્ડ ટાઇપ કરીશ અને રન કરીશ
મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ એક પ્રોગ્રામ છે
હું હવે કોડ સમજાવીશ રિસેટ કમાન્ડ ટર્ટલને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે
કેન્વાસાઇઝ 200200 કેનવાસની પહોળાઇ અને ઊંચાઇ 200 પિક્સેલ્સથી બદલે છે
વેલ્યુ 11 add વેરિયેબલમાં અસાઇન થઇ છે
વેલ્યુ 20 5 subtract વેરિયેબલમાં અસાઇન થઇ છે
વેલ્યુ 15 2 multiply વેરિયેબલમાં અસાઇન થઇ છે
વેલ્યુ 3030 divide વેરિયેબલમાં અસાઇન થઇ છે
ગો 1010 ટર્ટલને 10 પિક્સેલ્સ કેનવાસની ડાબી તરફ અને 10 પિક્સેલ્સ કેનવાસની જમણી તરફ જવા માટે કહે છે
પ્રિન્ટ કમાન્ડ કેનવાસ પર વેરિયેબલ પ્રદર્શિત કરે છે
હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને ક્ટર્ટલ એડિટરમાં પેસ્ટ કરીશ
ટ્યુટોરીયલ અટકાવો અને ક્ટર્ટલ એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો
પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો પ્રોગ્રામ રન કરવા માટે રન બટન પર ક્લિક કરો
કમાન્ડ જે એકઝીક્યુટ થઇ રહ્યા છે તે એડિટર પર પ્રકાશિત થયેલ છે
ટર્ટલ કેનવાસ પર સ્પષ્ટ સ્થાનો પર વેલ્યુઝ દર્શાવે છે
ચાલો ક્મ્પેરીઝન ઓપરેટરના ઉપયોગ માટે એક સરળ ઉદાહરણ જોઈએ
હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે ક્લિયર કમાન્ડ ટાઇપ કરીશ અને રન કરીશ
હું સ્પષ્ટ વ્યુ માટે પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ
ચાલો ટાઇપ કરીએ answer 10 3 પ્રિન્ટ answer અહીં ગ્રેટર થાન ઓપરેટર સાથે 10 એ 3 સાથે સરખામણીમાં છે
આ સરખામણીનું પરિણામ બુલિયન વેલ્યુ ટ્રૂ વેરિયેબલ answer માં સંગ્રહિત થાય છે અને વેલ્યુ ટ્રૂ કેનવાસ ઉપર પ્રદર્શિત થાય છે
ચાલો હવે કોડ રન કરીએ ટર્ટલ કેનવાસ પર બુલિયન વેલ્યુ ટ્રૂ દર્શાવે છે
હવે ચાલો જોઈએ સ્ટ્રીંગ્સ આ એપ્લિકેશન કેવી રીતે કામ કરે છે સ્ટ્રીંગ્સ નંબરો જેવા વેરિયેબલ્સમાં મૂકી શકાય છે સ્ટ્રીંગ્સ મેથેમેટીકલ અથવા ક્મ્પેરીઝન ઓપરેટરોમાં ઉપયોગ કરી શકાતી નથી સ્ટ્રીંગ્સ લાલ રંગ માં પ્રકાશિત થાય છે ક્ટર્ટલ ડબલ અવતરણ ચિહ્નમાં આવેલ લીટી સ્ટ્રીંગ તરીકે ઓળખે છે
હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે ક્લિયર કમાન્ડ ટાઇપ કરીશ અને રન કરીશ
હવે હું બુલિયન વેલ્યુઝ વિશે સમજાવીશ
અહીં માત્ર બે બુલિયન વેલ્યુ છે ટ્રૂ અને ફળસે ઉદાહરણ તરીકે આ કોડ ટાઇપ કરીએ answer 75 પ્રિન્ટ answer બોલિયન વેલ્યુ ફળસે એ answer વેરિયેબલમાં અસાઇન થયું છે કારણ કે 7 એ 5 કરતા મોટી છે
ચાલો હવે કોડ રન કરીએ ટર્ટલ કેનવાસ પર બુલિયન વેલ્યુ ફળસે દર્શાવે છે
ચાલો આગામી if એલ્સે કન્ડીશન વિશે શીખીએ
આઇએફ કન્ડીશન ત્યારે જ એકઝીક્યુટ થાય છે જયારે બુલિયન વેલ્યુ ટ્રૂ હોય છે
એલ્સે કન્ડીશન ત્યારે જ એકઝીક્યુટ થાય છે જયારે આઇએફ કન્ડીશન ફળસે હોય છે
હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે ક્લિયર કમાન્ડ ટાઇપ કરીશ અને રન કરીશ
મારી પાસે પહેલેથી જ એક ટેક્સ્ટ ફાઇલમાં કોડ છે
આ કોડ 4 5 અને 6 નંબરો સરખાવે છે અને કેનવાસ પર તે પ્રમાણે પરિણામો દર્શાવે છે
હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને ક્ટર્ટલ એડિટરમાં પેસ્ટ કરીશ
ટ્યુટોરીયલ અટકાવો અને ક્ટર્ટલ એડિટર માં પ્રોગ્રામ ટાઇપ કરો
પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો ચાલો હવે કોડ રન કરીએ ટર્ટલએ 4 અને 5 વેલ્યુ સરખાવ્યા છે
અને કેનવાસ પર 4 ઇસ સ્મોલર થાન 6 એવું પરિણામ પ્રદર્શિત કર્યું છે
આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશ માટે આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા ટર્ટલ સ્ક્રિપ્ટનું વ્યાકરણ અને if એલ્સે કન્ડીશન હવે એસાઈનમેન્ટ ભાગ છે
આઇએફ એલ્સે કન્ડીશનની મદદથી સમીકરણ ઉકેલો મેથેમેટિકલ અને કમ્પેરીઝન ઓપરેટરો પ્રિન્ટ અને ગો કમાન્ડની મદદથી પરિણામો દર્શાવો
આ એસાઈનમેન્ટ હલ કરવા માટે કોઈપણ ચાર રેન્ડમ નંબરો પસંદ કરો રેન્ડમ નંબરોના બે સમૂહોનો ગુણાકાર કરો કમ્પેરીઝન ઓપરેટરો મદદથી પરિણામોની સરખામણી કરો બંને પરિણામો પ્રદર્શિત કરો કેનવાસ ના કેન્દ્રમાં મોટુ પરિણામ પ્રદર્શિત કરો
તમને ગમે તેવા કોઈ પણ સમીકરણ પસંદ કરી શકો છો
નીચે આપેલ લીન્ક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ
httpspoken tutorialorgWhat ઇસ એ સ્પોકન ટ્યુટોરિયલ તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે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
જોડાવા બદ્દલ આભાર